બરાબર હમ હમ કઈ sorry હમ હમ બરાબર મજા આવી જાય છે ફરવાની એમ ગયા છે એક બી વાર કાશમીર? એવું છે ખાલી સાંભળ્યું છે but તમે ગયા નથી એક બી વાર ઠીક છે. મારે બાકી છે મારે ખુદને plan કરી રહ્યો છું ઠંડીમાં પણ અહિયાં જ આવી ઠંડી વધી ગઈ તો cancel કરી દીધો બાકી thirty first પર જવાની ઈચ્છા હતી ત્યાં. હા હા ગરમી લાગે એ લોકોને એ વાત સાચી. નાં આપણા માણસો ત્યાં જાય અને વધારે ઠંડી પડે તો પછી શું ખબર એ લોકોનું તો શું થાય? હા

બરાબર કઈ વસ્તુ નો શોખ છે તમને? હમ એટલે ખાવા-પીવાનો, હરવા-ફરવાનો એવું છે એમ. શું પીવાનો શોખ છે? વાંધો નઈ વાંધો નઈ તમારી favorite dish કંઈ?

એવું છે એમ બહુ બધી એટલે તો भी બતાવો વાંધો નહિ યાર હમ

કઈ નઈ sorry favourite dish માં તો એવું છે કે બધાની વસ્તુની આપણને ખાવા પીવાનો શોખ છે. તો આપણે ગુજરાતી dish જો મને ખાવાની interest છે પછી non-veg બી છે બધું ખાઈએ છીએ આપણે

પણ વધારે જોવા જઈએ તો ગુજરાતી dish માં ખાવાની મજા આવે છે. કેમ કે ગુજરાતી dish મા પનીર છે, જે પછી mix સબ્જી છે પછી જે પૂરી શાક એ બધું જે ખાવાની મજા આવી જાય છે ને ગુજરાતી dish માં એ મજા આવે છે ખાવાની અત્યારે વચ્ચે marriage હતા ખાસ ભાઈબંધના ભાઈના તો ત્યાં ગયા હતા તો ગુજરાતી dish અમે લોકોએ તબિયતથી ખાધી હતી.

એવું છે એવું એમ વચ્ચે વચ્ચે મારા ભાઈબંધના marriage હતા ખાસ ભાઈબંધ હતો ઘરની exactly સામે જ રહે છે એના marriage મા અમે લોકોએ તબિયતથી માજા કર્યા હતા નાચવા તો નાચવા કુદવાનો આપણને પહેલેથી શોખ છે જ. હા અત્યારે બીજા મહિનામાં બીજા મહિનામાં भी ખાસ ભાઈબંધના marriage છે ત્યારે भी બહુ જલસા કરવાના છે હા જલસા જલસા તો કરી જ લેવાના તેલ લેવા જાય બધું

એવું છે એમ બરાબર હમ હમ મને મારે જે college મા admission લેવાનું હતું ને એ college મા admission મળ્યું નહિ. કેમ કે મારા બારમા હું second try મા પાસ થયો હતો એટલા માટે result ના through મને હે ને ત્યાં admission ના મળ્યું. એના માટે પછી મેં છોડી દીધુંને મારે એવું મારી હેને best job છે. મારે શું interest job મા છે એ જે જતો એ જ job પર છું નથી પછી college નો interest રહેતો હમ બોલો તમારે હમ હમ હમ હમ એવું છે એમ એટલા માટે બરાબર છે. હમ હમ નાના college પછી કરો પછી આટલું ભણ્યા છીએ આપડે તો આગળ college જોવા જઈએ તો કરવી પડે અચ્છા ટકાવારી ન હતી આવી એટલા માટે મારે भी એવું જ છે ટકાવારી ના હિસાબે જ મને admission ન મળ્યું. કેમ કે બે result હતા બે result હા એ તો એવું જ ને પૈસાવાળી હોય છે ભાઈ જો ભાઈ બધા પૈસા ખવડાવા એટલા માટે તમારી હમ commission બોલે કે ખવડાવો

भेड़िया વરુણ ધવનની હમ જોઈને આવ્યો? ક્યારે જોઇને આવ્યો? અચ્છા ત્યાં પડ્યું હતું ત્યારે વરુણ ઘવનનું ઠીક છે બરાબર.

night ના show માં અગિયાર થી એકવાળો show compulsory જોવા જવાનું જ હમ મારે hero favourite છે બે ત્રણ છે ધણા બધા છે south ના છે

છે આપણને તો વધારે but sorry ના south ના भी આપણને તો છે પસંદ અને પછી આપણે જોવા જઈએ તો હિન્દીમાં भी છે બે ત્રણ એક તો સલમાન ખાન લઇ લો બધા ખાનનું નથી કીધું ખાલી એક જ ખાનને કીધું છે સલમાન ખાન અત્યારે શારુખ ખાન બી આપણો favourite છે. પણ શારુખ ખાનનું भीpicture આવે છે ખ્યાલ છે તમને પઠાણ હવે બે ગીતો launch કર્યા. જે भी બહુ જોરદાર કર્યા છે અત્યારે શું public રાહ જોઇને બેઠી છે કે બોલે કે ક્યારે પડે અને આપણે જોવા જઈએ કેમકે interesting કહાની છે જ્હોન અબ્રાહમ બી છે અંદર. suspense એ છે કે hero અને villain કોણ છે? એટલા માટે public અત્યારની રાહ જોઇને બેઠી છે. કે કોણ hero છે? કોણ villain છે? હા તો એ જ ને શારુખ ખાનનો જે ગીતમાં body વૉડી બતાવ્યું છે એ હિસાબે એ જ હોય. હવે જોવા જઈએ તો જ્હોન અબ્રાહમની भी તો body જાય એવા નથી હવે જોન અબ્રાહમની body જાય એવી નથી south માં કોઈ interest છે તમને?

એવું છે એમના picture નથી જોતા એમ ઠીક છે વાંધો નહિ જે આપણા જે south ના ત્રણ ચાર hero છે આપણા favourite છે અને એ લોકોને જોવા~ જોવાલાયક picture હોય છે. આપણે જોઈએ જ છીએ. હા અલ્લુ અર્જુનનું પુષ્પા આવ્યું હતું એનું જોયું હતું?

બરાબર જોવા જઈએ તો એ લોકો ના picture જોવા જઈએ તો હિન્દી લોકોને ટકર મારે છે south ના picture ઓ ધ્યાન રાખજો તમને હા એવું જ હોય છે બધે કે dubbing picture થઇ જાય છે અને copy ઓ જ મારી મારી ને હિન્દીવાળા એ જ picture ની story ઓ આવે છે તમને picture નું નામ બતાવું તમને ખ્યાલ હોય તો સુનીલ શેટ્ટીનું જે

તડપ picture આવ્યું હતું જોયું હતું એ picture હિન્દી છે પણ એ copy છે south ના picture નું RS hund~ RS hundred કરીને picture છે south નું

હા એ પણ copy હતું બધા copy picture હોય છે hero હિન્દી ના hero વાળા બધા copy picture જ કરે છે. કબીર સિંહ શાહીદ કપૂરની એ આપણો favourite hero છે શાહિદ કપૂર હા હા કોઈ show નો શોખ છે તમને TV નો? TV નો TV નો શોખ છે તમને? હમ TV માં કઈ સી show આવે છે બધા ઘણા બધા show આવે છે. ક્યાં show નો interest છે તમે? હમ big boss તો મારુ એ favourite છે હમ પછી એક પહેલા dance plus આવતું હતું રેમો ડિસુઝાનું એ આપણું favourite હર શનિ રવિ જોવા નું જ એને આઠ થી દસ આવતું હતુંને

એ કઈ આપણો sorry હા રેમો ડિસુઝા એનું આવતુ હતું. બઘી છ છ season થઇ છે એની યાર છ એ છ season આપણે બધી જોઈએલી છે હો. હા TV નો તો મને બી શોખ છે cartoon બાર્ટૂન જોતા હશે ને તમે કોઈ એવું છે એમ એ મને interesting હોય તો જ જોવાની બાકી મને IPL નો શોખ ભાઈ IPL જોવાની જ મજા આવે છે. IPL સિવાય બીજી કોઈ match માં આપણને કઈ નહિ ખબર પડતી

ઠીક ઠીક અમુક time એ તો મારી નાની બેન છે મારા કાકાની છોકરી એ જોવે છે cartoon તો મને interest પડતો હતો doraemon માં doraemon જોવાની હા મોટું પતલુ આ બધા જે ત્રણ ચાર છે એ બધા જોવાની મજા આવે છે એ હું જોતો હોવ છું હમ tom and jerry હા એ તો બઉ જુનું આવે છે એમ હમ બરાબર ઘણા બધા છે એમ વધારે તો વધારે તો જોવા જઈએ તો આપણે એમ ફરવાના જ છે કે ફરવા ગયા છીએ. એ બધી interesting કહાનીઓ છે હજુ બી યાદ કરીએ તો લાગે કે હજુ જો જવાય જઈને ફરવા જઈએ એવું થાય છે હમ હમ હમ જશું જશું ફરીથી એકવાર હમ મારે ઇચ્છા છે કે ખાલી જે ઈચ્છા હે આપણે કેદારનાથ નહિ જતા અહીંયાથી કઈં બી vehicle લઇ ને જઈએ તો ત્યાં પડદો બાંધ્યો છે આપણે ફરવા જવાની ઈચ્છા છે બસ. જઈશું કેદારનાથ કરીને જગ્યા છે ને ત્યાં પહાડી વિસ્તારમાં બરફ બરફ બધું જ જે picture માં નથી બતાવતા જીણા જીણા બરફ ત્યાં really માં પડે છે એવા. હા વચ્ચે ભાઈબંધો ગયા હતા ગઈ ઠંડીમાં બધા બીમાર થઈને આવ્યા હતા બધાની skin કાળી કાળી થઇ ગઈ હતી ઠંડીમાં એ લોકો એ story સંભળાવી અને આપણને જે video બધું સંભળાવ્યું જોયું બતાવ્યુંને એ હિસાબે આપણને અહીંયા ઈચ્છા થઇ ગઈ હતી.

એ આપણી ख्वाहिश છે કે અહિયાંથી આપણે vehicle લઈને જઈએ આપણું અને પછી આપણે હા પછી જે પડદો બડડો લગાવીને આપણને તો મજા જ આવી જાય એમ. એ ख्वाहिश છે આપણી બાકી તો અહિયાં તો local માં તો બધે ફરીને આવ્યો છું. ગરમીમાં હા water park માં ગયા છો તમે કયા water park માં ગયા હતા?

સરખેજના આગળ એવું હશે છોડો. water park યાર નામ યાદ નથી? હમ ભૂલી ગયા ના ના બરાબર

એવું છે એમ હમ હમ હું બે થી ત્રણ વાર ગયો છુ Bliss છે ખ્યાલ હોય તો મહેસાણાના આગળ Bliss પછી શંકુ આ બધે ફરીને આવ્યો છું હું water park નો તો શોખ છે આપણને ગરમીમાં જવાનું જ compulsory અચ્ હા અત્યારે ના જવાય અત્યારે તો water park જ બંધ હોય બાકી અત્યારે તો લાલ થઇ જાય ઘરે નાહવાથી ઘરે નાહવાથી આપણને લાલ થઇ જાય તો તો પછી ત્યાં જઈને આપણે તો ઓહો પાણીમાં જ ના કૂદીએ ખોટા ticket ના પૈસા waste જાય. હમ ગરમીમાં એ જ પાણી આપણને સુકુન છે સુકુન મેળવે નહિ બરાબર હમમ સંભળાવ બીજું કઈ તમારી interesting કહાની

હમ પછી તમારે કહેવા જેવી હોય તો તમે કહી શકો છો. શરમાયા વગર.

એ તો એવું છે એમ બરાબર જલસા આ તો તમને ખાલી એટલા માટે પૂછ્યું કે interesting જે કહાની હોય તમારી કહેવા લાયક તો તમે કહી શકો એમ.

જઈન આવ્યો છું હું sunset point છે નકકી lake છે ત્યાં બધે ફરવાની મજા જ આવે છે. આખી અલગ હું भी જઈને આવ્યો બધે ફરવાનો હું પહેલેથી શોખીન છું. ભાઈબંધઓ હંગાત જ મજા આવે family તો હું બે ત્રણ વાર ખાલી ગયો છું જે આપણને નહિ મજા આવે સાચી વાત છે.

હમ હમ હમ બરાબર હું તો ગયો છું family જોડે પણ family જોડે જે ઈન જે ભાઈબંધ જોડે enjoy થાય છે એ family જોડે નથી થતી.

કારણ કે આપણે કેવું છે કે ભાઈબંધો જોડે જઈએ તો આપણા બધા મોજ શોખ કરી શકીએ છીએ. કોઈ જાતની રોક ટોક નહિ family જોડે જઈએ તો બોલે આવું ના કર આવું થઇ જશે એવું ના કર એવું થઇ જશે એટલા માટે આપણે એ બધું નથી કરી શકતા એટલા માટે અહીંયા ભાઈબંધો જોડે તો કોણ બોલવાવાળું છે આપણા આપણા છે બોલે કે ચાલો કરો enjoy અમે આબુમાં અમે આબુમાં ગયા હતા ત્યારે full enjoy કર્યું હતું મેં ભાઈબંધો જ હતા બધા ખાલી ગલીના બધા મોટા મોટા છોકરાઓ અને અમે લોકો જ ગયા હતા બધા છોકરાઓ ભેગા થઈને મજા કરી ત્યાં કોઈ હોય નઈ બોલાવાવાળું એટલે બધી enjoy કરી દીધી મસ્તીઓ કરતા હતા રાત્રે. હા farm લીધો હતો એક farm farm ના અંદર હા આખી tour બતાવી દઉં છું તમને અહિયાંથી અમે ગયા તે મારી યાદગાર trip છે યાદગાર tour હતી રાતે અહિયાથી ગયા હતા અમે લોકો

સાત વાગે room બૂમ લીધો four wheeler park કરી પછી ગાડીઓ લેવા ગયા vehicles ત્યાં મળે છે ને activa ભાડે પરથી એક દિવસની એ પછી એ લીધી room માં ગયા.

ત્યાં ફરવા ગયા હતા. ત્યાં તમે ઠંડી જો અત્યારે તો અહીંયા આપણે અમદાવાદમાં ગરમી ચાલુ થતી. ત્યારે તો અમદાવાદમાં ગરમી હતી ત્યારે ત્યાં અમને લોકોને ઠંડી લાગતી અમે ગરમ પાણીથી નાહતા હતા. અને અત્યારે જોઈએ તો અત્યારે જોવા જઈએને તો ભાઈ ત્યારે ત્યાં જઈએ તો લાલ થઇ જાય ત્યાં બરફ પડે છે અત્યારે આબુના અંદર अभी જવાની હે? હા બહુ પહાડી વિસ્તાર હમ હા બરાબર હમ ત્યાં ગયો હતો ત્યાં ગયો હતો ત્યારે બહુ મજા આવી હતી ભાઈ કેવું હતું ત્યાં બોલે કે અમે બધા ભાઈબંધો fresh થઈને ફરવા ગયા ફરવા જઈને બધા મસ્ત પીધું અને બધું કરીને મસ્ત enjoy કર્યું અને પછી રાત્રે theater room ત્યાં farm ના અંદર home theatre type હતુંને ત્યાં અમે લોકો પછી ગીતો વગાડીને નાચ્યા. એ જ મારી યાદગાર tour હતી. મજા આવી ગઈ બધી અત્યારે એ વાતો અને photos બધું જોઈએ છે ને તો આપણે એવું થાય છે કે ચાલો ફરીથી જઈએ.

હા એક આવી જે interesting કહાનીઓ યાદ રહી જાય એટલે માટે મજા આવી જાય છે હજુ બી सोचिए છીએ ને તો માજા આવે છે.

કઈ જગ્યાએ ગયા હાય અને યાદગાર હતી? એવું છે એમ માઉન્ટ આબુમાં જ મજા આવે છે ફરવાની તો નહિ? હમ હમ બરાબર અચ્છા એવું છે અચ્છા લગનમાં બધા બધા ભાઈઓ ભેગા થયા ત્યારે બધી enjoy થાય છે. હમણાં મારી બેનના marriage હતા ત્યારે બધા ભાઈઓ બધા જ ભાઈઓ ભેગા થયા હતા અમે DJ તો ચાલતું હતું બધા મોજમા બધા હતા હા નાચી બાચીને બધા બેઠા હતા તો મસ્તીઓ જ કરવાની કેમ કે આવું આવું feeling માંડ માંડ ત્યારે જ મળે છે.

બધા ભાઈઓ અને એ જ છે ને બધું નહિ તાર તમે એવી જ મનોરંજન કરી રહ્યા હશો નહિ બરાબર ના સાચી વાત છે સંભળાવો બીજું તમારી આવી કોઈ યાદગાર મારી તો બધી ઘણી બધી તમે મેં બતાવી દીધી.

બરાબર બરાબર ના ના life માં તો enjoy જ કરવાનું હમ બરાબર નાચવા બાચવાના તો શોખીન હશો જ ને તમે કેમ કે અત્યાર ના છોકરાઓને નાચવાનો શોખ ના હોય એવું બને જ નહિ બને જ નહિ એવું હું હવે હા હવે હું હવે બીજા મહિનામાં ફરીથી નાચવાનો છું. હમ કેમ કે મને પહેલેથી નાચવાનો શોખ બહુ છે. એવું છે એમ hobby song ગાવાના છે એમ

એવું એમ બરાબર ના ના સલમાન ખાન તો છે આ hero પછી એક મારો favourite તો શાહિદ કપૂર એનું મારું favourite picture આર રાજકુમાર

બરાબર એક number picture છે silentहोजा वरना मेंviolentहो जाऊंगा એ picture નો dialogue એક number છે. નહિ બરાબર બરાબર છે એમ ના ના સાચી વાત છે એવું બધું

બીજું કોઈ ફરવા ફરવાની કોઈ એવી interesting કે કઈ જગ્યા એ તમારે જવાનું ફરવા જવાનું છે અત્યારે ફરવા બરવા? હમ બરાબર હા હા બરાબર ના ના એવું છે એમ બરાબર છે. ગયા હતા હું ની જઈને આવ્યો tent અને બધા રહેવાની મજા જ આખી અલગ આવે. હમ હમ હમ હમ બરાબર એવું છે એમ બરાબર સમુદ્રના પહાડો પર આપણે જે ત્યાં ગોવાના તો famous કાજુ ખાધા? તીખા કાજુ એક number હજુ જો મોમાં પાણી આવી ગયું મારા તો કેમ કે favourite છે આપણા કોઈ भी ભાઈબંધ બે જતા હોય. તો હું special માંગવું કે કે આ લેતા આવજો આપણી આપણે ત્યાનો એ વસ્તુનો શોખીન છે બીજા કોઈ વસ્તુ નો શોખીન નથી હમ famous અને રાતે tent ના દરિયાના કિનારા બાર જે tent માં બેસીને તડકામાં બેસવાનું હોય ને એ મજા જ ખાલી અલગ છે નહિ.

ફરવા જવાના planning વધારે ઠંડીમાં ફરવાની મજા જ આખી અલગ આવે છે કેમ કે અમે લોકો જલ્દી ફરવા નીકળતા નથી અને જયારે ફરવા નીકળીએ છીએ ને પછી આખું ત્રણ મહિના ફરવાનું જ એક season જ એવી કાઢેલી છે. જો આ આ season મા જ ફરવા જવાનું એવું ખાલી નામ ની જ job કરવાની હા

ચલો સારું છે બરાબર ઠીક છે તમે time આપ્યો આટલો. આપવા બદલ ધન્યવાદ જી જી મને બી સારું લાગ્યું તમારી જોડે વાત કરીને તમને સારું લાગ્યું કે નહિ? જી જી આટલી સારું તમે આટલી બધી મને interesting તમારી કહાની બતાવી તમારી life ની બધી interfere આપણે બધું બતાવ્યું એ सब આપણે સારું લાગ્યું જી જી

નમસ્તે અભી ચેનલ પ્રયોગ લક્ષણના શરીરમાં કેટલો છે ઓગણીસો ને ઓગણપચાસ માં થી ઓગણીસો ને છોતેરમાં પ્રસન્ન કર્યા નો અભ્યાસ રસ હતો તેમાં પોતાનો જિજ્ઞાસા અને સંતોષ હોવાથી પ્રયોગનો અભ્યાસ કરતા કરતા તેમને અભી સમજણ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનના શાસ્ત્રીઓએ પછી શીત અભિસંધાનનો મહામૂલ્ય ભેટ મળી. ઓગ્માંનીસોને ચારમા ટીબી વિદ્યા જેટલા માં નોબેલ પડી

લાળ રસમાં માપ પણ નિયંત્રણ ને એક થી થઈ જેનાથી તેનું માપ શક્ય બને અને પાલવ કૂતરાને સમક્ષ ખોરાક રજૂ કર્યો ખોરાકમાં જાતે જ કૂતરાની મોંમાંથી લાળ જરી આ લાળને જળવવાની પ્રતિક્રિયા ખોરાકમાં જાતે જ જોવા મળતું હોય છે. તેનો સાહસ પ્રતિક્રિયા હતી હવે

ઝાડ લાલ ઝાડ પર જોવા મળ્યું હવે તેમને ખોરાક અને ગંદકી બંને રજૂ કરતા વારંવાર એક સાથે કરી. એક સાથે આમ આ પ્રકારની રજૂ કરવામાં આવી હતી. પૂર્ણ વર્ણન ફક્ત ઘંટડી અવાજ સાંભળી કુતરાના મોમાં લાળ જરવાની પ્રતિક્રિયા જોવા મળી ઘંટડી નો અવાજ માત્ર જ સાંભળીને કૂતરાને ખોરાક અપેક્ષા અને જન મનથી પછી જે કુતરાના મોંમાંથી લાળ ઝરવા માટે જવાબદાર હતી પલ્લવએ આ પ્રયોગ ફક્ત એટલો જ ન હતો અટકાવવો. તેમાં વિવિધ પરિવર્તન શાસ્ત્રીઓને અભી સંતો કે સિદ્ધાંતો વધુ plus બનાવ્યો હતો. પચીસ થી અભી શ્રદ્ધાન મૂળ ખ્યાલ અહીં આપેલા પલ્લવ ઉલો એ ખ કરેલો અભિષદ પ્રયોગ વિશેની ચડ્ડી સાદી સરળ ભાષામાં સમજ મેળવી પરંતુ મનોવિજ્ઞાન વૈજ્ઞાનિકોએ જે હોવાથી નાથે પચીસમી અભી ધંધાની સમજવા માટે તેને કેટલીક પરી ભાષાનો શબ્દ સમજવો મેળવવો અનિવાર્ય છે. અભિનંદન અભિનંદન ઉદ્દીપક જે અભી ઉદ્દીપક કુદરતી સદભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસાઈનીય ઉદ્દીપક કહેવાય છે. અને પલ પાવર લો પ્રયત્નમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરવાથી સાથે જ કૂતરાના મોમાં સ્વાભાવિક રીતે લાળ જરે છે. આમ આવી અન્ય અભિસરણ પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. તે ઉદ્દીપક ને અન્ન અભી અન્ન ઉદ્દીપક કહેવાય છે અહીં ખોરાક એ અન્ન અભિસંયોગ ઉદ્દીપક છે બીજું છે. પ્રતિક્રિયા કોઈ પણ પ્રકારે જોડાણ અને શિક્ષણ અભિસંધાનકારક થયેલા પહેલા જ પ્રતિક્રિયા જોવા મળે જે પ્રતિક્રિયા નથી આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતી શીખ પ્રતિક્રિયા અને અભિસરણ પ્રતિક્રિયા તરીકે ઓળખાય છે ટૂંકમાં સ્વાભાવિક ઉદ્દીપકની સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે કે અનઅભી સ પ્રતિક્રિયા અને બાળ બાવલો ના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા સાથે જ કૂતરાને મોંમાં લાળ જલવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળી છે જે અન્ન અભિસારી પ્રતિક્રિયા કહેવાય છે અભી શ્રદ્ધિત ઉદ્દીપક અને અભી સદિક ઉદ્દીપક સાથે વારંવાર જેને રજુ કરવામાં કરવાથી છીએ પ્રતિક્રિયા જોવા માટે પ્રતિક્રિયા વહન કરવામાં કરી શકે છે તે ઉદ્દીપક અભિસરણ ઉદ્દીપક તે સીએસ કહેવાય છે પાવલો એ પ્રયત્નોમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા વધેલા વારંવાર સંકલિત અવાજ રજૂ કરવાથી ફક્ત અવાજ સાંભળીને કુતરાના મોમાં લાળ જવાની પ્રતિક્રિયા જોવા મળે છે ખરેખર તો તે લાળ જરવાની પ્રતિક્રિયા ખોરાકના રજુ પછી જોવા મળતી હતી જે હવે ઘંટી નો અવાજ સાંભળીને સાથે જ ખોરાક મળે છે એવી અપેક્ષામાં લાળ લાળ જરવાની પ્રતિક્રિયા થાય છે આમ આ સમગ્ર ઘટનામાં કુતરા મળેલું શિક્ષણ પ્લસ નિર્દેશ કરે છે આવી અભિષદધિત પ્રતિક્રિયા ઉત્પન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપક ને અભિસંધિત ઉદ્દીપક કહેવાય છે અભિસંધિત પ્રતિક્રિયા જે પ્રતિક્રિયામાં જોડાણ પહેલા જ પહેલા જે તે ઉદ્દીપક સાથે ન હતા પરંતુ શિક્ષણ કે મહા વડા બાદ ચોક્કસ ઉદ્દીપક રજૂ થતા જે ચોક્કસ પ્રતિક્રિયા

પ્રતિક્રિયા કહેવાય છે શાસ્ત્રીઓને અભિસર્જિત ધન સમગ્ર પ્રક્રિયાને નીચેની આકૃતિ દ્વારા વધુ પ્લસ કરી શકાય છે. ખોરાક last short અભિસરણ પહેલાં અભિસરણમાં ઘંટી નો અવાજ પ્લસ ખોરાક નમસ્તે હવે આપણે કરીશુ થાપ કે નિવારી શકાય તેને directCoft કેમ ઘટાડી સક તે જોઇશુ આ માટે સગડ ફર્યું અને

જો પેશી ને કામ કરવું હોય તો કણો ને ઉંચાઈનો કામ થાય તે જોવું ઉભા ઉભા કામ કરવાનું હોય તો કળો ની ઉંચાઈ તાજવે બાર થી પંદર જાણ ની નીચે કામ કરી શકાય એવી વ્યવસ્થા કરવી operator છુટ થી કામ કરી શકે તેટલી હલન ચાલન ની જગ્યા રાખવી તેથી machine ઉભા ઉભા કે તેથી ગમે રીતે ચાવી શકાય તો તે રીતે સાધનોની ઉંચાઈ અને ગોઠવણી operator ને machine operator કરવા માટે એક જગ્યા એથી બીજી જગ્યા એ જવું પડે તેવી પરિસ્થિતિ નિવારવી મશીનમાં એવા ખાંચા કે આકાર અપાય તેથી દાગીનાના હેલાયોય ગોતવી કે લાંબી શકાય તેવું control સહેલાય થી ચલાવી શકાય વગેરે રચના અને સ્થાન એવા હોવા જોઇએ કે સરળતાથી અને આરામ થી operator કરી શકાય લીવર અને કિડની બને હાથ ચલાવી શકાય તે રીતે Siffle બનાવ્યા બને પગ સારા હોવા પડે પેટાળ કરી શકાય તેવા બધાજ control યોગ્ય આકાર map અને વજનના હોવા જોઇએ તેથી તેને વારંવાર rox કરવા છતાં પરિશ્રમ કે થાક લાગે નહિ કેટલીક Duplicate control લીવર વગેરે વાપરવામાં આવે છે આ બધા પાછળ મુખ્ય હાસ્યકન્ટ જરૂર પડતી ઓછી મહેનતે અને ઈંચ અનુસાર કરવાનો છે આથી operator વધુ આરામથી લાગણી અને સંતુષ મેળવી છે અને વધુ સારુકામ કરવા સહીત થઈ છે direct course ઘટાડવા ની એક જ વધુ ટાર ભાવે કામ જેમ બને તેમ ઓછું કરવું પડે અને આવું કામ operator પાસે ન કરવા યાંત્રિક રીતે કરવાનું હોય છે જેમકે havyclamping માટે માનુએલ clamping હોવા પડતા ભાવાર્થ લેન્સ નો ઉપયોગ કરવો hend તુલ ની જગ્યા એ Power Privn તુલ દ્વારા વાપરવા ભારે બાજુના ઉચકવા જોયા Power ટ્રેનનો ઉપયોગ વગેરે આ ઉપરાંત જયારે તુલ operator કારણ રૂપ બનતું હોય ત્યરે તેમજ જેટલું હલકું હોય તે રીતે તેની રચના કરવી જોયે સાથે સાથે તેની તેમાં ઘટાડો થવો જોઇએ નેહી આપણે Slok Channel કાલની વાત કરીયે તો તેને Sestant તેમજ